ઘરની સ્થિતિ જોવું પડે અને પ્રોત્સાહન માટે કોઈ હોઈ નહીં

એના કારણે જ આપડે થોડોક પાછા પડી ગયા,

બીજું તમારા ઘરમાં કોઈ એકદમ high class ભણેલું છે? જે સૌથી સારી degree પર ના હું જ છું

ભણતર ભી તો કેટલું મોંઘું હોય છે. હા અત્યારે તો બઉ બધું મોંઘું થઈ ગયું છે બાપા! ફિસો તો! અને donation આપવું પડે પછી tuition રાખો તમે, તમને ખબર છે! School કરતા વધારે fees tuition વાળાની હોય છે.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

અને coaching માં જાવે સે, tuition રખાવે સે.

શું કરીએ હવે, બધા ધંધા થઈ ગયા છે.

hotel જેવા school બનાએલા છે. અને તમે coaching center જોશોને tuition center તો એની building એકદમ school જેવી હશે. તમને લાગશે આ school છે તો એ જ school કહેવાનું, હવે તો coaching માં જ ભણતર થાય છે. School માં નથી થતું. School માં તો હવે શું? uniform ભી આયાથી લઉં, shoes

અને અત્યારે એક નવો વર્ગ ઉભો થયો છે. જેમ કે જેમ કે school નો જે ભી છોકરો PhD કે MBA કરી લે છે ને પછી એ online youtube ઉપર એની teaching આપે છે. હા હા એ તો બઉ એ ભી ઘણું બધું famous થઈ ગયું છે અને આમાં તો ઘણાં બધાં teacher જે પાંચ છ હજાર મહિનાના કમાતા તા એ મહિનાના કરોડો રૂપિયા કમાઈ છે અત્યારે.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 હા બઉ બધા સરો, હમ ટીચરો થઈ ગયા છે coaching બંધ કરી નાખી સે અને youtube ઉપર channel શરું ના, coaching ચાલતી હોય છે. પણ જે coaching ના section હોય છે ને એ section ની એ લોકો youtube ની recording કર નાખે છે અને youtube ઉપર મૂકી દે છે. તો બંને તરફથી કમાઈ, youtube થી ભી કમાઈ અને coaching થી ભી કમાઈ. હમ

છે એમ કોઈકને coaching નહીં જાવાનું હોય એમ બાળક હોય

હા સરસ છે એકદમ સરસ છે. youtube ઉપર તમે જોઈ લો.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

કોઈ ભી આપણે વસ્તુ જોવાની હોય, ખબર ન પડે, youtube ઉપર search કરો.

syllabus આપણે ખબર નથી પડતી. એ ભી બતાવે છે બધું.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 અને ભણાવે છે ભી સારું, એમનો અંદાજ ભી સારું છે. Comedy કરતાં કરતાં ભણાવતા હોય છે, છાત્રોને મજા ભી આવે.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

હા જોડે જોડે મસ્કરી નાના નાના બાળકો હોય એમને આપણે બે કલાક સુધી ભણાવા બેસીએ ને તો ના બેસે. એને કંઈક થોડી activity કરાવાની, comedy કરવાની તો એક બાળકને થોડું interest જાગે છે અને તે આવે છે ન કર તો હવે, હવે આજના જે બાળકો છેને. એ compulsory બેસતાં નથી

જે નાના બાળકો છે

નીકળી છે ને nursery ને એ બધું, ત્યાં તમે જઈને જોવો તો ત્યાં તો activity ના જ સાધનો હોય છે. કેમ? બાળકો activity જોઈ છેને હમ તો એના

હા રમવા માટે આવે છે નિશાળમાં રમવા માટે,

એ ભી સારું છે એમ તો, છોકરાઓ માટે સારું છે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 એનાં હવે જીદ, જીદ ઉપર આઈ ગયા ને એ મના કરે કે મારે નિશાળે નથી જવું

હા એ તો નવી generation તો બહું જોરદાર છે. જિદ્દી છે એકદમ. એટલે આ બધું activity, ને રમવાનું બાળકો માટે કાઢ્યું છે કેમ? બાળકને ગમે અને રોજ બાળકો, school નિશાળે આવે.

Teacher ઓ ભી આમાં બધી, આવી school ઓમાં teacher ઓ બધી ladies હોય છે ને? female હોય છે ને? હા વધારે તો female જ હોય છે. કેમ કે ladies જ સંભાળી શકે આ બાળકોને

બાકી માણસ, આદમી તો ગાંડો થઈ જાય, કે, છોડી દે મારે નહીં કરવું. એમ જતો રહે કે, હું નીકળું છું. પગાર ના આપતા મને, પગાર ભી નથી જોતો. હું નીકળું છું અહીંથી.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 કે બાળકોને કેવી રીતે સાચવવાની રોવે છે તો એને કેવી રીતે ચૂપ કરાવવાનું

હું જ્યાં રહું છું ને, રાધેમોહન galaxy માં રહું છું, આપડે હું ત્યાંથી નીકળું તો ઘણી બધી આવી school ઓ મને જોવા મળે છે nursery ની, તો એમાં તો madam ઓ જ દેખાતી હોય છે! અને એકદમ તૈયાર થઈને madam ઓ આવતી હોય છે! અને દરવાજા ઉપર જ ઉભી થઇ જાય છે. જેમ કે પેલો નાનો છોકરો આવેને તો એને હાથમાંથી ઊંચકી જ લે છે. ઊંચકીને અંદર લઈ જાય છે. ઊંચકીને અંદર લઈ જાય છે. એકદમ તૈયાર થઈને આવે છે. દરવાજા ઉપર ઉભી રહી જાય છે.

એને આમ થાય કે હું special છું

હમ સુંદર સુંદર છોકરીઓ આમ રાખી હોય કે બાળક ખુશ થઈ જાય. ચાલો ચાલો અંદર ચાલો! રમવા માટે મળશે.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

શું કરીએ હવે? generation આવી થઈ ગઈ છે એટલા માટે કરવું જ પડે

Nursery અમારા time માં તો nursery નામ નતું. જ્યારે હું ભણતો તો ત્યારે LKG અને HKG કહેતાં તા

nursery તો અત્યારે નામ આયું છે. HKGhigher

Junior senior ના અમારે LK ના અમારે હતું JKG, LKG, SKG આમ ત્રણ હતા ખાલી.

અત્યારે તો, ના અત્યારે તો ના KG ના ચાર section થઈ ગયા છે. પહેલાં playgroup માં બેસાડો પછી nursery માં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

હમ પછી પહેલા માં.

હમ ચાર વરસ, કેમ અત્યારે શું થાય અઢી વરસનો બાળક થાયને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

તો બાળક જલ્દી તૈયાર થઈ જાશે.

ચાલો સિમરન બેન, હવે મારે jogging કરવાં જવાનું છે. હા અત્યારે હું jogging કરું છું રાત્રે. હા તો તમે ભી જાવ, સુઈ જાવ, હું jogging કરવાં જઉં છું. કાલે આપડે કંઈક વાતો કરીએ.

હમ okay Friends મારો Topic છે Pendrive Pendrive યા Remover Storage Device તરીકે ઓળખાય છે સામાન્ય રીતે એક Computer માંથી બીજા Computer માં માહિત ના જડપથી Transfer થયું માટે ત્યારે Pendrive નો ઉપયોગ થાય છે Plug And Play Device અર્થાત તે ઉપયોગ કરવા માટે કોઈ software Install કરવાની કોઈ જરૂર નથી માત્ર usbInsert કરવામાં આવે છે હાલમાં બજારમાં ટુ જીબી ચાર જીબી ચાર જીબી બત્તીસ જીબી ચોસાટ જીબી pendrive ધરાવતી ઉપલબ્ધ છે પેહલા software આ કેટલા data હોય છે એ જરૂરી છે software એ SYSTEM SOFTWARE computer hardware computer system ચાલવું મદદ થાય operating system device hardware diagnostic tools servers utilities

keyboard જોવાય accessories devices વચ્ચે સંબંધ હોય કરી આપે છે system software માં બે પ્રકાર operating system, utilities program સમાવેશ થાય છે

typical application માં office નો યાંત્રિક education software, education software, medical software, data base અને computer નો સમાવેશ થાય છે એના બે પ્રકાર છે ready made software અને બીજો પ્રકાર કષ્ટમર છે આ software હંમેશા computer programming લખવામાં programmer અને સહાય કરવા પડે છે અને વિવિધ પ્રકારની programming ભાષાઓ વધુ સગવડ ફરી રીતે ઉપયોગી થાય એ માટે આ software નો ઉપયોગ કરવામાં આવે છે tools માટે editers, compilers, interpreter, plains, debugs વગેરેનો સમાવેશ થાય છે operating system, operating system app program set છે જેમાં બધી જ પ્રકૃતિઓને યોગ્ય રીતે ચલાવવા માટે સંસ્થાઓને સમાવેશ થવો જોઈએ operating system લેખક nice keyboard

કેવા કામ કરે છે જેમાં computer ને ચાલુ કરવું user interface ઉપાડો problem ની વ્યવસ્થા કરવી મેમરી ની વ્યવસ્થા કરવી job નું schedule બનાવો કાર્યનું monitoring કરવું અને આવો speaking ની સેવાઓને પાડવી વગેરેનો સમાવેશ થાય છે બીજી કેટલીક operating system પણ network અને administration security ના અંકુશ કરવામાં મદદરૂપ થાય છે operating system ના પ્રકાર Dos, disk operating system single user operating system તરીકે પણ ઉલ્લેખ કરાય છે windows nt windows nt એક પ્રકારની operating system છે client server data માટે બનાવા માં આવે છે માટે બનાવા માં આવે છે window base window nt line ની operating system નો એક ભાગ છે તે બે હાજર ની ની operating system નો એક ભાગ છે તે બે હાજર ની સત્તર february થી બહાર પાડવા માં આવે છે window xp microsoft window xp ખાસ કરીને મોથી સંસ્થાઓ માટે બનવા માં આવે છે window xp ના બહુ લોકપ્રિય હોય છે window xp home edition અને window xp professional window vista window vista એક microsoft machine નો release guinness book ના નામ છે તે home અને business desktop notebook computers અને media centre ને સમાવેશ સાથે personal computer માં operating graphical operating system છે unix unix ને multi user multi tasking system છે એનો master control program તરીકે ઉપયોગ થાય છે પર work step slow અને server slow છે વ માં પહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે આજે પણ internet પન્ના server માટે ઘણું સૌથી મોટા પોહડા પ્રમાણ ને વપરાય છે operating system છે linux linux એ unique પ્રકારે operating system છે linux એ open source open source operating system છે application software users માટે application program નો એ વિશેષ પ્રકાર ના કાર્ય કરે છે application software application તરીકે ને ઓળખવામાં આવે છે એ ઉપ્તાદક માટે નું કચ્છ વ્યવસાય માટે નું સાધન છે graphics અને multimedia projects માં મદદ કરું થાય છે ઘરગતું અને અંગત business ને મદદ મિલે છે સ્વતંત્ર વ્યવહાર ના ધાત્રી અને સરસ બનાયે છે productivity software

program એ sharechat એ data માં માહિતી process કરવા process કરવા જરૂરી કાર્ય કરવા computer ને સિંચન કરે છે programming ભાષાઓ app word હીસામેવ અને apps માટે snapchat program development net cycle હે step નો છે તે ઉપયોગ program wise computer program નો બનાવા માટે કરાયે છે programing language માં મુખ્ય પાંચ પ્રકાર માં અપૂડા આવ્યા છે question language assembly language third generation language third generation language અને અને net user language માટે source છે operating system computer ને computer કામ કરવા માટે સબ બનવા માટે operating system install કરવી જરૂરી છે operating system ની મદદ થી machine અને માણસ એક સરકે જોડાય શકે છે operating system હે એક પ્રકાર નું software છે બે

તે માણસ અને machine ને દોસ્તી કરે કાર્ય કરે છે operating system ના પ્રકાર dos, window xp, window vista window nt real time operating system window xp multi tasking operating system છે window સેવન એઠ user તે icon સરસ હોય છે window સેવન સમજ માં બહુ સોપા છે એ માં કઈ પણ software install કરી શકાય computer ચાલુ તથા window start થશે મને desk~desktop જોવા મળશે એમાં computer user file recycle bin network computer system icon કેહવા માં આવે છે screen ની નીચે ની line ને taskbar કેહવા માં આવે છે અને બે બાજુ current time અને current date બતાવે છે taskbar ને બાજુ માં જે નાનું button છે તે બેન્ડ કરવા control press કરવા control press escape કરવા window સેવન operating program start button ઉપર click કરી

અ લાયા મુ તન હું કેતો તો હું હ તે પેલા રીટન વાળા નું હું હે કે અવ જઈ ન આયા market મો એટલ ઈમો એવું goverment નો rules હ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

ઇન return ભરવાનું થતું નહિ બરાબર બરોબર બરોબર બરોબર મારે એટલુજ તાન

આપડ પેલો આવક નો દાખલો ના ચાલ આવક નો એ આવક નો દાખલો proof ના કેવાય

આપડ આપડ આપડ હમજ ક આપડી આવક બે લાખ હક

મારે salary slip આલ દે તુંન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

માર salary slip ઉપર થી ચમ ચીવી રીતે ખબર પડે મતલબ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

અને પાહી જે CA હોય ને CA